મને આ એક પ્રકારની કચેરી લાગી રહી છે જેમાં એક યુ આકાર નો અ ઘાટ આપેલો છે અને--

એક ગ્રાઉન્ડ ના અંદર બે સ્ટમ્પ ત્રણ સ્ટમ્પ લગાયેલા છે.

હરણ મુકવામાં આવ્યું છે જે બ્રાસનું હરણ છે.

અહીંયા રોડ ઉપર એક બેહન બેઠેલા છે આગળ બે બુલેટ --

પોતાનું નૃત્ય કલાનો પ્રોગ્રામ કરવાના છે બાજુમાં સ્પીકર પડેલ છે સ્પીકર ની નીચે--

મને એક દીવાલ કિલ્લો દેખાય રહેલ છે આજુ બાજુમાં--

મોટા પ્રકારનો ફ્લેટ બનેલ છે.

આકાશ હોટલ નું બોર્ડ વાગેલું છે.

બાજુમાં એક દરવાજો છે જ્યાંથી ઉપર જઈ શકાય છે.

અને મરચુ મીઠુ એની ટબ પણ છે.

ઘણા બધા લોકો અવરજવર કરી રહેલ છે.

જે બાળકો બેન્ચીસ ઉપર ઉભેલ છે.

બે ડમબલ્સ પડેલ છે અને એક પ્લેટ છે.

એક લીલા કલર નું કારપેટ પાથરેલું છે જેની ઉપર એક ભાઈ એક બેન--

ત્યાં એક આઈસ્ક્રીમ નુ બોર્ડ મારેલુ છે.

જેમાં એક સિન્ટેક્સ ની ટાંકી મૂકેલી છે.

એમની પાછળ ઝાડ પાંદડા દેખાય રહેલ છે જે માટીમાં ઉભેલ છે.